ટેબલ પર એક કેક રાખ્યું છે એ યલો એન્ડ બ્લુ કલર નું ટેબલ ને રેડ કલર ના બલૂન થી ડેકોરેટ કર્યું છે.

આ એક ટ્રાય ક્લિનીંગ ની શોપ છે જેનું નામ ક્રિસ્ટલ ક્લીનર્સ છે.

એના ઉપરના સાઈડ થોડા પિક્ચર્સ લગાવ્યા છે શોપ ની અંદર એક દાદર દેખાઈ રહ્યો છે.

જે પ્લાન્ટ અને નેચરલ ને સેવ કરવા માટેને માટેના ઉપદેશ આપી રહી છે.

એક ક્રેન થી ઝાડને ઉંચકાવી ઊંચકીને કાઢી નાખવામાં આવ્યો છે ક્રેન બ્લુ કલર ની છે પિક્ચર માં પાછળ બહુ મોટા-મોટા ઝાડ દેખાઈ રહ્યા છે.

આ એક બેંક નું પિક્ચર છે જે બેંક ઓફ બરોડા નું છે.

આ પિક્ચર માં સામે એક પેટ્રોલ પંપ દેખાઈ રહ્યું છે પેટ્રોલ પંપ ની આજુબાજુ ઘણી બધી મોટી-મોટી બિલ્ડીંગો દેખાઈ રહી છે.

ડાબી બાજુએ એક બિલ્ડીંગનું હોડીંગ્સ દેખાઈ રહ્યું છે આ એચ_પી નું પેટ્રોલ પંપ છે.

જેનો સીલિંગ બ્લુ અને ગ્રે કલર નું છે પેટ્રોલ પંપ ના પાસે એક બ્લુ કલર નો ટેમ્પો ઉભેલો છે.

જેમાં સબ્જી એક બાઉલ માં રાખેલી છે પ્લેટ માં રાઈસ રાખેલુ છે.

આ પિક્ચર એક કેક શોપ નું છે જેનું નામ મોન્ગીનીસ કેક શોપ છે.

એના બાજુમાં એક લેડર રાખ્યું છે ફોટો માં બે બોક્સ દેખાઈ રહ્યા છે.